કાઢી શકો છો અને થાંભલા જે--

આ એક ઓફિસ ટાઈમ અહ ઓફિસ ટાઈપ જેવું દેખાય છે જ્યાં વેઈટિંગ માટે--

થી સજાવટ કરેલું મંડપ દેખાય છે.

ને કઈ તંબુ જેવું બાંધેલું છે અને અલગ અલગ કુંડાઓ પણ છે.

થઈ ગયું છે અને એકદમ ગ્રીનીશ જેવું દ્રશ્ય દેખાય છે. સ્વિમિંગ પુલ માં--

બે સ્ટેર્સ અહ દાદરા પણ છે--

અને વ આંગણા જેવું કઈ દેખાય છે જે કોઈનું ઘરનું ગેટ --

બેન્કની ગ્રિલ્સ દેખાય છે એનું બોર્ડ દેખાય છે.

આ એક બ્રિજ દ્રશ્ય છે જ્યાં--

બ્લુ કલર ની છત છે ઘણાં બધાં થાંભલાઓ પણ દેખાય છે.

સજાવેલું કઈ કળશ જેવું દેખાય છે. વચ્ચે એક બોર્ડ છે.

આ ઝાડ છે એન્ટિના પણ દેખાય છે.

દેખાડી રહ્યો છે. તેણે વ્હાઈટ ટી-શર્ટ પહેર્યું છે.

આ એક મિલ જેવું દેખાય છે જ્યાં ઘણા-બધા અં --

અને પા પાછળ ઝાડ પણ દેખાય છે.

ઝાડ નજરે આવે છે. લાઈટ્સ પણ છે.

આ ચિત્રમાં બે લ્ય બે ત્રણ લેડીઝો છે જે માથે ઓઢીને--

ચાલી રહી છે અને એક નાનું છોકરું છે જે એક છોકરાનાં--

અહ હાથમાં છે અને એક માણસ છે જેણે વ્હાઈટ --

ટોપલી છે ને ટોપલીમાં અમુક સામાન છે. આજુ બાજુ--

અને બધા યોગાસન કરે. એ લોકોના કપડાં વ્હાઈટ કલર ના છે અને યેલ્લો બેલ્ટ --

અહ ટેરેસ ટાઈપ ટાઈપ લાગે છે. બે ત્રણ થાંભલાઓ--

લા અ લાગેલી છે ઉપર લખેલું છે--

બધામાં કેબિનો પણ નજરે આવે છે લાઇટ્સ પણ--

અને અમુક બા અલગ અલગ બધી કેબિનો પણ દેખ--

ઝાડ ઉપર કઈ ગ્રીન કલર નું શેડ લગાડેલું છે.

દેખાય છે અને એક બોરિંગ જેવુ કઇ ખડ્ડો સર્કલ મા દેખાય છે.

રી અલગ-અલગ વસ્તુઓથી કેક બનાવેલું છે કેક પર ચોકલેટ --

કામ કરતો માણસ દેખાય છે. સાંજનો કાઈ દ્રશ્ય છે. એમાં પાછળ પણ કાંઈ મોટું--

બે ત્રણ ઝાડો છે એન્ટિના પણ દેખાય છે ગ્રીન ઝાડી કાર ની ઝાડીઓ પણ દેખાય છે.